એટલે બધા તમારા જે game ના સાધનો છે તે આવી ગયા છે કે હજી અવાવાના છે અડધા? નાના આવી ગયા બધાય અવી ગયા છે.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 તમને ખબર હોય તો એક પાણી નો એવો કુંડ નાનો અમથો ભરેલો હોય અને boat આવે છે ઓલી બને બાજુ થી આગ એક બાળક અંદર બેસી આમ શકે અને બને બાજુ જે ઓલા હાથા હોય તેમ ફેરવે એટલે boat આમ આગળ પાછળ આમ ચાલે એવું તમે એક લઈ આવો તો બહું સારી બાબત કહેવાય બાળકો ખુશ થઈ જશે ચોક્કસ ચોક્કસ ચોક્કસ આપડે આવું પણ એક ગોઠવીએ એવું હા કેમ કે ઈ જે ઓલું plactic નું એવું આવે છે રબર નું કે એવું કાપડ જેવું કે એમાં પેલા હવા ભરવાની અને અંદર પાણી નાખવાનું નાના બાળકો ને અંદર થોડું થોડું પાણી નાખવાથી ચાલે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 નાના ના ચોક્કસ આપડે એવું પણ ગોઠવીએ.

નાના આપડે agreement કર્યો ને એવું હોય અને દુકાન નું જે એ તો game zone છે એટલે આમ મોટી બી હશે ને વિશાળ હશે ને અંદર થી તો?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 શું વાત છે તો તો તમારે ભાડું કેટલું લીધું આ mall વાળા એ? એ mall વાળા એ જે આખો અડધો floor નું ભાડું minimum દર par month પચાસ હજાર રૂપિયા

નાના ચોક્કસ આપડે એટલા તો થઈ જ જાય આના પર બહુ જાજુ થઈ જાય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 price બધી અલગ અલગ છે. મતલબ કે હું તમને કહું તો આપડે એક ball pull છે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 આપડે par person એના ત્રણસો રૂપિયા એક કલાક ના હા તો એક કલાક ની અંદર ત્રણસો રૂપિયા

પછી જે ઓલું cricket ની તમે વાત કરી કે જાળી ની અંદર આપડે cricket રમી શકીએ છીએ સામે machine માંથી ball automatic ફેકાયા રાખે

cricket ની અંદર આપડે છે ને બે કલાક નો time છે. સારું કેવાય ને ભાવિન ભાઈ કે તમે એક ball pull ની અંદર એક કલાક અને cricket માં તો બધા ને ખુબ મજા આવે એટલે બે કલાક માં બહુ સારું કેવાય કે ત્રણસો રૂપિયા માં તમે બે કલાક આપો પણ આપડે par person એક જનસ ના આપડે ત્રણસો રૂપિયા લઈએ છીએ

ની અંદર તમે જોવા જાવ તો અત્યારે ચારસો રૂપિયા ચાલે છે. હા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 જો એ જે આપડે નાના બાળકો ને જે bike વાળી છે ને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

તેના આપડે કલાક ના સાડા ત્રણસો રૂપિયા છે.

નાના બાળકો માં જે એટલે શું કે public વધી જાય ને પછી તમે થોડો થોડો વધારો કરો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 અને par person ના અત્યારે જ્યારે છે ને સિત્તેર રૂપિયા લે છે હો ના ના ના ના આપડે ઈ રીત નું જ છે એવુજ ફરજીયાત નથી કે કલાક જ કરવું એમ અચ્છા તો આ તમારા થોડીક જે price છે એ થોડીક શરૂઆત માં તમે શું થોડીક ઓછી કરી દયો ને તો તમારે ત્યાં બધા સારા એવા લોકો આવશે ઓછો રાખો ને તો ચાલે પણ શરૂઆત અને નાના બાળકો માં time બી ઓછો જ રખાય દસ minute કે પંદર minute માં તો વધારે માં વધુ માં વધુ પંદર minute તો માંડ બેસી જ શકે એટલે પંદર minute સુધી ના time રખાય નાના આપડે પંદર minute માં જ જે પણ છોકરો આવે ને એ પંદર minute માં ને એ લોકો બેસે તો આપડે પચાસ રૂપિયા જ લઈએ એન થી વધારે આપડે નથી લેતા તો તો બસ તો એ જ price રાખજો કેમ કે નાના બાળકો માં તો વધારે ના બેસી શકે ને એટલે. નાના નાના ખ્યાલ છે ને આપડે ઈ બાળકો થોડા બે કલાક બેસી રેવાના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 દસ થી પંદર વર્ષ તો તો સારી બાબત કેવાય ભાવિન ભાઈ

તો તો હમણાં મારે બી મુલાકાત લેવી જ જોશે ને એક દિવસ. આવો આવો ચોક્કસ તમારા બાબા ને લઈને આવો તમે તો આવ્યા જ નથી તમારા બાબા ને લઈ ને

ના એ તો જુદું પણ furniture તો complete થઈ ગયું છે અત્યારે સાધનો પણ બધા ગોઠવી દીધા છે હવે ટૂંક માં ચાલુ પણ થઈ ગયું છે ધીમે ધીમે તો.

હા થોડું ગણું નાનું મોટું એવું કામ છે ને તે નાના મોટા અમુક બીજા જે જે અમુક રાખવાના છે હજી બાકી તો પૂરું થઈ ગયું છે.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

ને પછી બહુ મજા આવી જશે બહુ આનદ આવી જાશે નાના બાળકો ને અને મોટા માણશો છે આપદા જેવડા છોકરા મોટા હોય એને બી મજા આવી જશે ને હા હા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 શું ચાલે બાકી ભાવિન ભાઈ નવીન માં?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 હવે તમારે આમ કોઈ વાંધો નહિ ભાવિન ભાઈ હું તમે મને phone કરજો જ્યારે તમારે ત્યાં work પતિ જાય ત્યારે હું ચોક્કસ આવું okay ચોક્કસ ચોક્કસ આવો આવો wellcome

bye bye આવજો.

Topic college campus એક દિલચસ્પ પ્રેમ કથા અજાણ્યા માહોલમાં

મળી જતું તેની સાથે પ્રેમ થવો તેનું પોતાના જીવનથી પણ વધારે ચાહવું અને છૂટા પડવું પણ તકદીર પાછા ફરીને ફરી બંનેને એ જ પરિસ્થિતિમાં લાવીને ઉભા રાખે છે. બે પ્રેમીઓના મિલનની એક દિલચસ્પ કહાની ઈશિન્તા પોતાના friend વેદાંત અને અર્જુન સાથે college campus માં ઉભી હતી આજે college નો પહેલો દિવસ હતો એટલે નવા student ની entry પણ થઈ રહી હતી અને senior student તેમનું ragging કરવા વિચારી રહ્યા હતા બસ આવી જ કંઈક ચર્ચા વિદેશા અને અર્જુન વચ્ચે પણ ચાલી રહી હતી અને ઈશિતા ની નજર ફરી ફરીને વારંવાર college gate પર અટકી જતી હતી એટલે વેદાંત તરત જ બોલ્યો કે કોઈ આવવાનું છે ઈશુ તો આમ વારંવાર gate સામે જોયા કરે છે એટલે ઈશિતાએ તરત જવાબ આપ્યો કે હા મારા પપ્પાની એક friend ની daughter પણ આપણી college માં જ admission લીધું છે તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું વેદાંત

જો એની સાથે flirting નહીં okay મારા relationship માં છે વેદાંત અરે યાર ખાલી એમ જ પૂછું છું શું આટલી ગુસ્સે થાય છે ઈશિતા મને તારી habit ખબર છે okay એટલામાં સાનવી આવીને ઊભી રહી અને આમ તેમ જોઈને ઈશિતાને શોધવા લાગી એટલે ઈશિતા તરત જે દોડીને એની પાસે ગઈ અને પારસને બે થપ્પડ માર્યા બંને એકબીજાને કોઈ દિવસ મળ્યા જ નહતા પરંતુ સાનવી કોઈને શોધીને શોધતી હોય તેમ ઊભી ઊભી આમ તેમ જોઈ રહી હતી એટલે ઈશિતા ને લાગ્યું કે આ જ સાનવી લાગે છે જેના માટે હું wait કરી રહી છું અને તે મને જ શોધી રહી છે તેથી તે સાનવીની પાસે જઈને ઊભી રહીને smile સાથે બોલે are you સાનવી સાનવી are you ઈશિતા ઈશિતા yes અને સાનવીને ઈશિતા તરફ પોતાનો હાથ લંબાવ્યો અને બોલી Let to meet you મારા dad તમારા બહુ વખાણ કરે છે ઈશિતા પોતાનો હાથ લંબાવીને i also bless to meet you and તારી તારે મને તમે નહીં તું જ કહેવાનું okay સાનવી okay ઈશિતા ચલ મારા friend સાથે હું તારી ઓળખાણ કરાવું બંને ચાલતા ચાલતા આગળ વધી છે જ્યાં વેદાંશ અને અર્જુન ઊભા છે ઈશિતા વેદાંશ અને અર્જુન સાથે સાનવીની ઓળખાણ કરાવે છે ઈશિતા સાનવી meet my friend અર્જુન and વેદાંશ સાનવી અર્જુન અને વેદાંશ સાથે શેખ hand કરે છે અને વેદાંશ સાનવીનો હાથ જરા પકડ પકડેલો રાખે છે અને એકી એકી ટશે તેની સામે જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેની પહેલી નજર નો પ્રેમ થઈ ગયો હોય તેમ એટલે ઈશિતા વેદાંશને ને તે તે તે ધક્કો લગાવી ભાનમાં લાવે છે અને સાનવી નો હાથ છોડાવવા છોડવા ઈશારો કરે છે વેદાંશ ચોકી ઉઠે છે અને સાનવી નો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે Ohh i am sorry ઈશિતા અર્જુન અને વેદાંત engineering ના third year માં છે સાનવીને first year માં admission લીધું છે હવે સાનવી આ group સાથે ભળી શકે છે કે નહીં તેનું પણ ragging થાય છે કે નહીં તો સાનવી અર્જુન વેદાંશ સાથે શેખ hand કરે છે એટલે વેદાંતને સાનવી નો હાથ જરા પકડેલો રાખે અને એક ટશે એની સામે જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય

તેને college નો કંઈક અલગ જ દેખાઈ રહ્યો હતો બધા પોતપોતાની group માં ઉભેલા હતા અને મસ્તીથી વાતો જ કરતા હતા એટલા સાનવી વિચારી રહી રહી હતી કે college ના માહોલ શું આવો જ હતો જ હોતો હશે બિન્દાસ અને એટલામાં ઇશિતા સાનવીને તેના વિચારોમાંથી બહાર ખેંચી લાવે છે અને તેને કહે છે ચાલ હું તને college અને તારો class બતાવું એટલે વેદાંત તરત બોલે બોલી ઊઠે છે

જતા જતા રસ્તામાં સાનવી વેદાંશ અને અર્જુન વિશે પૂછે છે તે બંનેની વાત કરતા ઈશિતા કહે છે હું અને અર્જુન nurse Nursery થી સાથે જ ભણ્યા છીએ એક જ class માં હતા અને વેદાંત ninth થી અમારી સાથે જ છે બંને મારા best friend છે ઈશિતા સાનવીને college વિશે માહિતી આપતા કહે છે કે આપડે college નું ખૂબ જ teaching ખુબ જ સરસ છે પણ faculty સાથે બહુ માથાકૂટ નહીં કરવાની કોઈ ન આવડતું હોય તો મને કહેજે હું તને help કરીશ અને સાનવી નો classroom classroom આવી રહ્યો છે એટલે સાનવી તેને thank you કહે છે અને પોતા નો class માં જાય છે

કેવી રીતે છોડાય હું તો તેની ઉપરથી નીચે સુધી જોતો જ રહી ગયો ઈશિતા એની સામે ગુસ્સે જોઈ રહી અને ફરીથી તેને warning warning આપતા આજ કી ને તેમ બોલી વેદ એનાથી થોડો દૂર જ રહેજે okay અર્જુન વેદાંતનું ઉપરાણું લેતા બોલી પડ્યો કે જે દેખાય તે તે કહ્યું છે અને તેમાં શું વળી આટલી બધી ગરમ થાય છે ઈશિતા તું તો વચ્ચે બોલીશ જ નહીં okay અર્જુન આ ગુસ્સો ક્યારે ઓછો થશે ઈશિતા ક્યારેય નહીં વેદાંત હવે તમે બંને ઝગડવાનું બંધ કરશો અને આ junior નું ragging ક્યારે લેવું છે તેનું આપણે નક્કી કરી લઈશું ઈશિતા વેદાંત અને અર્જુન ત્રણેય વાતો કરતા કરતા પોતાના classroom માં જાય છે જ્યાં રોહિત sir નું lecture ચાલુ થઈ ગયું હોય છે ત્રણેયના મસ્તીના મૂડ માં જોઈને રોહિત sir તેમનો ઉપર ભડકે છે અને class ની બાર નીકળી જવા કહે છે ત્રણેય એકબીજાની સામે જુએ છે અને sir ને sorry sir કહીને classroom માં બેસવા દેવા request કરે છે college ના પહેલા જ દિવસે ત્રણેય ની ફરજ લેવાય છે

College ની સિતેર ટકા છોકરીઓ તેના પર દીવાની છે એટલામાં ઇશિતા આવી છે અને વેદાંત તેને કહે છે આજે તો junior નું ragging લેવાનું છે are you come with as ઈશિતા ના હું તમારી સાથે નથી આવવાની અને મને junior નું ragging લેવામાં કોઈ પણ interest નથી અને હા સાંભળ સાનવી નું ragging લેવાનું નથી okay વેદાંત અરે કેમ યાર એ તો તારી સગી થાય છે તારી સગી બેન હોય તો એવું behave કરે છે ઈશિતા આ તેની responsibility તેના પપ્પાએ મને શોપી એટલે મારે જ ધ્યાન રાખવું પડે ને વેદાંશ

You are most responsible person અર્જુન અબે તુ તારું ધ્યાન રાખી નથી શકતી અને એનું શું ધ્યાન રાખવાની છે કેવી વાત કરે છે ઈશિતા તમે બંને ચુપ રહો સાનવી આવી રહી છે અર્જુન વાઘ છે શાનવી ખાઈ જશે એમ ને

એકદમ પતલી અને લાંબા વાળ સુંદર ગોરા ગાલ અને એ ગોરા ગાલ પર અથડાતી નખરા કરતી વાળની લટ કોઈને પણ ગમી જાય તેવી દેખાય સાનવી વેદાંતની નજર તેની ઉપર થી ખસતી જ ન હતી તે નજીક આવી એટલે વેદાંશ જરા hero style માં જ google ઉતાર્યા અને સાનવીની સામે જોઈ રહ્યો સાનવી પણ વેદાંતને જોઈ ને વિચારી હતી આખી collage માં hero તો આ જ લાગે છે અને બંને નજર એક થતા બંને ના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું અને પછી તરત શાનવી વેદાંત ઉપરથી નજર હટાવીને બધાને good morning કહ્યું એટલે વેદાંત ઈશિતા અને અર્જુન ત્રણેય સાથે good morning કહ્યું આજે હજી સાનવી માટે college નો બીજો દિવસ હતો એટલે તે થોડી confusion માં હતી તેને college નો કંઈક અલગ જ માહોલ દેખાઈ રહ્યો હતો બધા પોતપોતાના group માં ઉભેલા હતા અને મસ્તી થી વાતો કરતા હતા એટલે સાનવી વિચારી રહી હતી કે અહીંયા કોઈ student ભણવા માટે sincere પણ છે કે પછી બધા આમ મસ્તીથી જ classroom ની બહાર જ હોય છે અને એટલામાં જ ball વાગ્યો એટલે બધા પોતપોતાના class માં ગયા આજે ઈશિતા વેદાંશ અને અર્જુન છેલ્લા બે lecture થી free હતા એટલે college ની પાછળના ground માં junior નું ragging કરવામાં આવી રહ્યું હતું college ના નવા અને જૂના student બધા જ હાજર થઈ ગયા હતા અને એક circle બનાવી દેવામાં આવ્યું હતું Senior માટે એકદમ મજાનો અને ખુશી નો માહોલ છવાઈ ગયો હતો અને junior બિચારા ફફડી રહ્યા હતા અને પોતાનું શું થશે એમ વિચારી રહ્યા હતા. એક પછી એક નવા student બધાની વચ્ચે આવીને જુના student જે કહે તે પ્રમાણે કરવાનું હતું જો બરાબર ના કરે તો ભૂલ કરે તો તે બધાની હસી ઉડાડતા હતા અને તેને પચીશ ઉઠક બેઠક કરવી પડતી હતી હવે લાઈન પ્રમાણે સાનવી નો વારો હતો College અ હવે line પ્રમાણે સાનવી નો વારો હતો સાનવીની આંખ ઉપર દુપટ્ટો બાંધી દેવામાં આવ્યોઅને senior છોકરાઓને line સામે ઉભી રાખવામાં આવી અને પછી તેને કહેવામાં આવ્યું કે તે ગમે એ એક જણને તારે આમાંથી પકડવાનો છે સાનવી ધીમે ધીમે આગળ વધી રહી હતી તેને અંદરથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો અને ફાફડાટ થઈ રહ્યો હતો પણ હવે punishment કર્યા વગર છૂટકો પણ ન હતું એક બે વખત તેના આંખ ઉપરથી દુપટ્ટો ખસેડવાની કોશિશ પણ કરી પણ બધા છોકરાઓ બુમાં પાડવા લાગ્યા એટલે તે કરી શકી નહીં અચાનક જરાક speed માં આવી તેણે વેદાંતને પકડી લીધો બધા student ચીચિયારીઓ પાડવા લાગ્યા પછી તેની આંખ ઉપરથી દુપટ્ટો કાઢી લેવામાં આવ્યું તે ખૂબ જ શરમાઈ ગઈ હતી પણ તેણે પોતાના બંને હાથ થી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો

બસ માજા માં જો ફરવા નીકળીયા railway બાજુ. હ railway બાજુ એમ ને? આ પાટે બેઠા હુ ને મારો દોસ્તાર બેય. અલા તમે આજ કરતા હોય અખો દી અલા. તો પછી તુ શુ કરતો હોય અખો દી?

વાંચવા બાચવા નુ હોય મૂકી દેવાનું હો . ભાઈ તને collage જડી ગઈ અમને મળી નથી હજી collage.

ગોતો એટલે એમાં edition હુ કેવાય entrance તો પાસ કરવી ને તો કરાય ને

ક્યાં તારે એવી રીતે હાલે અમાર કાઈ હલતું નથી એવી રીતે હા હાલે હાલે તમારો સમય હશે હવે લાગવગ નથી હાલતિ અલા નહિતર લાગવગ કરૂ હજુ થોડીક લાગવગ હાલે જ્યા હાલતિ હોત તો હુ કર દેત લાગવગ પચી લાખ ભરવા પડે ભરાય ના

હા પૈસા જ નથી ઇ તો વાંધો હે બધાય ને પૈસા જ જોતાં હોય છે

હ

અરે બને અટલે આમાં બવ જ બને એવું હોય આમાં ગમે હે ને online online હે ને બધા developer હોય જ ત્યાં આ દેવલો તો પૈસા ગણી ગણી જ છાપે છે ને. બધાય ને જરૂર જ હોય developing કરવાની પોતાનુ એક જોતું હોય પોતાનો ધંધો કરવો હોય તો કાંઈક તો બનાવું પડે હ એમ નઈ પૈસા તો doctor છાપે છે ને તામર બેય

અરે સાભડ તો ખરા જો સાભડ Total કેટલા આજ આવખ્તે વિહ લાખે પોગે આ MBBS હતુ કદાચ એમા પચ્ચાં હજાર નું selection થાય goverment માં ઓહ બસ

હા હું વચ્ચે લા માજા આઈ કે નાઈ ના જો માં આવે હે જો પૈસા તને હે ને નાખતા આવડત હોય ને તો એમાં હે ને એક તો group હારું હોવું જોઈએ. અને તને bank માં ખબર પડી એકલો graph દિયો તો ચ્યાં જાહે અને તને થોડું past નું knowledge હોવું જોઈએ ઈ તો હે ને એ grap ઉપર જ છે તને graph આવડતો હોય એટલે બધું આવડે એમાં. અને echonomy જોઈએ બીજું કઈ ના જોવે.

સામાન્ય રીતે એક સ્થળે થી બીજા સ્થળે જવાની ક્રિયા ને પરિવહન કહી શકાય. દેશ પ્રદેશ ના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માં પરિવહન નું મહત્વ નો ફાળો છે પરિવહન થી વસ્તુઓની કે માનવી ની આવન જાવન પ્રવૃત્તિ સંભવિત શકે છે પરિવહન થી દૂર ના પ્રતિશો ને એક બીજા થી સાંકળી શકાય છે રાષ્ટ્રીય એકતા તથા ઓદ્યોગિક રણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહન થી જ શક્ય બને છે આજની તુલના માં પહેલા ના સમયમાં લોકો લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો આજે તો સંદેશો ની આપલે માટે વધુ ને વધુ લોકો સંદેશા વ્યવહાર ના સાધનો નો ઉપયોગ કરે છે ટપાલ, ટેલીફોન, મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટ સેવા નો ઉપયોગ સંદેશા વ્યવહાર નો વ્યાપક થવા લાગ્યો છે ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે આના થી દૂર સંચાર સેવા માં ઘણો સુધારો થયો છે. વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિ ને પણ વેગ આપે છે કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણ પણે સ્વાવલંબી હોય શકે નહી તેથી તેને બીજ દેશો સાથે અદલાબદલી નો વ્યવહાર કરવો જ પડે દાખલા તરીકે ભારત માં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વ ના દેશો માં જાય છે ત્યાંથી આપણે ખજુર તથા ખનીજ તેલ ની આયાત કરીએ છીએ પરિવહન પ્રારંભ માં માનવી ભટકતું જીવન ગાળતો તથા ખેતી ની શોધ થઇ પછી તે સ્થાય જીવન જીવવા લાગ્યો શરૂ માં પોતાની વસ્તુ તે જાતે જ વહન કરતો સમય જતા ખેતી સાથે પશુ પાલન પ્રવૃત્તિ થી પશુઓ નો ઉપયોગ બોજવાહક તરીકે પણ કરવાં લાગ્યો વર્તમાન સમયમાં પશુ પાલન સાથે પરિવહન માટે યાંત્રિક વાહનો નો ઉપયોગ થવા લાગ્યો પરી પરિવહન પદ્ધતિની સ્થાન આબોહવા ભ્રુપુષ્ટ માનવ વસ્તી નું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે આ ઉપરાંત તકનીકી વિકાસ આર્થિક વિકાસ બજાર અને મૂડી રોકાણ, રાજકીય નિર્ણયો જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસર કરતા છે મેદાની પ્રદેશમાં સડક તથા રેલ માર્ગ થી પરિવહન થાય છે પર્વતીય વિસ્તાર માં આજે પણ પશુ તથા માનવી નો બોજ વાહક તરીકે ઉપયોગ થાય છે એવેરેસ્ટ આરોહ સમયે ભોટિયા લોકો જે સારા સારા પર્વતીય રોહકો પણ છે તે સામાન ઊંચકવાનું કામ કરે છે અને આ ઉપરાંત પહાડી પ્રદેશો માં જંગલ ના ક્ષેત્રોમાં હાથી ખચર તથા ઘોડા નો ઉપયોગ થાય છે રણ પ્રદેશોમાં ઊંટ

દરિયા કિનારે કે નદી ઉંડી હોય અને બારેમાસ પાણી વહેતું હોય ત્યાં જહાજ કે હોડી નો ઉપયોગ પરિવહન માં થાય છે. સડક માર્ગો અથવા ભૂમિ પરિવહન પ્રાચીન સમય થી જે પરિવહન માર્ગ માં સડક માર્ગો નું મહત્વ વધુ હતું ભારત માં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ માર્ગો ની ઝાળ પથરાયેલી હતી સડક માર્ગ માર્ગ રેલ્વે માર્ગ દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગ ના પુરક બની રહે છે સડક પરિવહન નું સૌથી અગત્ય નું ગુણધર્મ તેની સેવા નો વ્યાપક ક્ષેત્ર માલ ની સુરક્ષા સમય ની બચત અને બહુમુખી અને સસ્તી સેવા થાય છે